ઉપર બાબા સાહેબ આંબેડકર સુભાષ ચંદ્ર બોઝ ગાંધીજી --

છે. અલગ અલગ કલર ના બ બેડ છે બધું ટાઇલ્સ બી સારી નાખેલી છે કબાટ છે.

કઈ તો દુકાન છે અનમોલ નામની એમ એસ --

પરીના કપડામાં કેવી સરસ લાગે--

બારે સીનરી બી સારી છે.

પાણી બી સાફ લાગે છે દેખાવામાં.

ટ્રેન ભી ઉભી છે. સામે બિલ્ડીંગ બની રહી છે.

કેટલી મસ્ત ગ્રીનરી છે. અલગ અલગ ત અહ તરીકાના ફૂલ છે.

મસ્ત મસ્ત ટ્રીઝ ફલાવર છે નાના પોટ માં મુકેલા--

અરે સિનરી ભી મસ્ત છે ગ્રીનરી દેખાય છે એકદમ ફલાવર --

પાર્કિંગ કરેલું બે સ્કૂટી ને બધી નવી જોવે છે લોકો ઉપરથી ઉભા રહીને--

ઇલેક્ટ્રિક કાર છે બધી અલગ અલગ ટાઈપ ની.

એક ઘર છે એની બારે ઓલો છોકરો જે છે ઈ ઝાડુ મારી રહ્યો છે. પોતાની આખું પાણી વાળી થઇ ગયું છે કચરો છે.

અને આ નીચે સ્ટૉલ લાગેલા છે અંકલ સાયકલ લઈને જાય રહ્યા છે એમની કામથી--

આયુર્વેદિક બધી દવાઈ છે ઈ.

બધાના ફોટા લાગેલા છે. અને આ કઈ ઉપર બારી છે અ પંખા છે બધા.

કપડા લાગેલા છે અ બોઇસ ના બી છે નાના બચ્ચાઓના નાના ગર્લ્સ ના બી છે ગંજી છે ફ્રોક છે નાની ગર્લ્સ પેન્ટ છે.

ઈ સાફ કરે છે. એક લેડી છે કૈક બનાવી રહી છે અને સાફ કરી રહી છે.

કયા મોટા ઘર સાઈડનું એરિયા નું સિનેરી છે. અને આ બધા ઝાડ ને--

બધું મસ્ત કપડાં પહેરેલા છે સારી અ સૂટ ભી છે એ લોકા ઉપર.

અને અહ સારી રીતના બધા જાય આવે છે.

સારુ છે ક્લાસ નવી બેંચીસ જેવુ છે એક એક અલગ અલગ સેપરેટ બેઠવા મળે એ લોકોને સારી રીતના ભણી શકે.

સાઈડ માં રૂમ છે. આજુ બાજુમાં બી છે બધા રૂમ .

ઉપર બી લાઇટ ને બધુ લગાઇડુ બિલ્ડિંગ મા સારુ કર્યુ ડેકોરેશન હાર્ટ લગાઇડા છે આગળ.

આ એક ફંક્શન છે. કંઈક વેડિંગ નું ફંક્શન હશે લગનના.

એ ફ્લાવર પોટ માં નાખે છે. બધા ફ્લાવર પ્લાન્ટ્સ રાખે છે. અલગ-અલગ રીતના ફ્લાવર બી છે.

દવા મલી જાય. પછી ઘરનો સામાન થોડો ઘણો બી મળી જાય ને--

પછી મેગી જેવું છે બધું દવા કેચપ ને એવું બધું બી મલી જાય.

ગ્રીનરી જેવું આપેલું છે અને આ બી બધા ફોટો પાડ્યો છે અને આ સાઈડ માં--

ઉપર મૂર્તિ બી છે ને અલગ-અલગ રીતની છે. અંકલ આંટી લોકો વેચે છે. પાછળ શાક માર્કેટ છે.

અને બધાને એના ફોટો પાડી રયા છે એ લોકો વચ્ચે બી ક્રિસ્ટિયન લોકોનું કંઈક --

બધી ભણવાની ઉપર બુક છે પછી ભાગવત બધી બુક કોઈ ભગવાનની બુક હોય બધી અલગ-અલગ બુક --